ચાંદખેડામાં હમ

અને family માં કોણ કોણ છે તમારા

બરાબર અને તમારું લગન થઇ ગયું ના

કેમ કરવા નઈ માંગો તમે ના નથી કરવા કેમ નઈ કરો જરૂરથી કોઈ reason છે ઘણા બધા reason છે અઅ ok

Ok હા ચાલો જે બોલો જ અને શું જામી શું ખાય શું ખયા અઅઅ જમવામાં બે લાતો ચાર પાંચ ઘુસા

જાતે આજુબાજુવાળાઓ એ હમ આજુબાજુ આજબાજુવાળાએ તમને માર્યા માર્યા હવે એતો કાંઈ કરતા હોય એનું તો કાંઈ reason ના હોય જોડે હમ કાંઈ કરતા હોય તો આજુબાજુવાળા લોકો કે એમનામ મરેલા બીજું બોલો આપના family માં કોણ કોણ છે family માં છે ત્રણ ભાઈ છે હું છું મમ્મી પપા. તો તમે લગન કેમ નથી કર્યા.

હમ હો તમારી નહિ હમ બરાબર સારું થયું કઈ દીધું નૈતર રાહ જોઈન બેઠી રોત હમણાં

કે ના હમણાં આવશે હમણાં આવશે લગન કરવા હમ એવું મારી રાહ જોઈને બેઠ્યાં છો તો સારું કાંઈ દીધું કે ના તમારી જોડે નથી કરવાના હું ત્યાંની કિધેલી કે તમને હમ

relationship ના friendly તો રૈને friendly તો ચાલે જ ને સરસ સરસ બોલો બીજું job ક્યાં કરો છો કરું છું હમ call center માં જ છું

બંને છે મારું

તો મારે તમે કઈ job કરો જી જોબ હું પણ call center માં જ કરું છું

પ્લાન ની જાણકારી આપું ok કોઈ વિશે માહિતી હોય તો જણાવશો હા તમે calling data વાળું જાણવું કે ફક્ત calling વાળું જાણવું કે validity વાળું બસ મારે તો ખાલી જાણવા જ છે તમને જે યોગ્ય લાગે એ બધા જણાવો હું તમને એક એક બધું કઈ દઉં છું કે data calling માં ને બંને જોઈએ હમ તો એકસો oneninenine ને એકસો નવ્વાણું રેસે એકસો નવ્વાણું માં એક મહિના માટે unlimited calling રેસે

two gb પર ડે data રેસે પર ડે રેસે બરાબર સર પછી પેલો ત્રણસો ઓગણીસનો જણાવો ત્રણસો ઓગણીસ નો હમ ત્રણસો ઓગણીસનો તમે જે recharge કરાવશો દિવસની validity રેસે

દોઢ મતલબ બે મહિના અને પાંચ દિવસ તમને extra મળશે દિવસની validity રેસે હમ પાંસઠ દિવસ માટે તમને unlimited calling રેસે હમ total દસ જીબી ડેટા રેસે અને પર SMS રેસે બરાબર સરસ સરસ સરસ પેલો ચૌદસો નવ્વાણુનો plan જણાવોને ચૌદસો નવ્વાણું નો ચૌદસો નવ્વાણુનું તમે જે recharge જે કરાવસોને એમાં ત્રણસો છત્રીસ દિવસની validity મળશે means અગિયાર મહિનાની

ત્રણસો છત્રીસ માટે તમને unlimited calling મળશે ત્રણસો છત્રીસ સુધી તો ગમે તે જેટલા number પર call કરસો તમારો free રેસે અને total ચોવીસ gb data મળે આમ per day નથી total ચોવીસ જીબી છે એ ચોવીસ gb data જે તમને મળે છે ને આ તમે ત્રણસો છત્રીસ દિવસની અંદર use કરવાનો રેસે અને hundred SMS જે text message કરીયે ને એ text messages hundred per day મળશે પછી ઓગણીસો નવ્વાણુનો plan જણાવોને ઓગણીસો નવ્વાણું ને જે recharge છે ઓગણીસો નવ્વાણું ના recharge માં ત્રણસો પાંસઠ દિવસની validity છે આમ તમને unlimited મળશે total છસો gb data મળે છે. હમ આ છસો gb data જે છે ને તમે ત્રણસો પાંસઠ દિવસની અંદર યુજ કરવાનો રેસે આમાં કોઈ limit નથી તમે per day one gb two gb કે three gb વાપરો

છસો gb છે એ તમારી ઉપર depend રાખે છે કે તમે per day one gb વાપરો કે two gb વાપરો કે three gb આ છસો gb જે તમને મળે છે ને એ તમે ત્રણસો પાંસઠ દિવસની અંદર યુજ કરવાનું અને હન્ડ્રેડ SMS text messages તમને હન્ડ્રેડ SMS per day મળશે આમ તમને extra પણ મળે છે collar tune જોઈએ ને company ની તરફથી એ bsnl customer company ની તરફથી caller tune free મળે છે આમ તમને જે ભક્તિ song જે રાખવું હોય ને એ ભક્તિ song તમે રાખી શકો એમાં જ જે ભક્તિ song પણ ત્રીસ દિવસ માટે મળે છે અને એનો જે service હોય ને એ તમને ત્રીસ દિવસ માટે મળશે જરૂરથી સરસ જાણકારી આપી છે ઠીક છે જેમ કે અત્યારે શું કરો છો તમે અત્યારે જોબ જ કરું છું બસ ઘરે જવાનો time થાય સરસ સરસ સરસ માહિતી આપી બીજું જણાવશો કાંઈ આપના વિશે કાંઈ નવું મારા વિશે શું કૌ તમને બસ ચાલે છે. કાઈંકતો ને તો જણાવશો

જાણકારી તો ઘણી બધી છે પણ તમે જણાવશો અને તમને ખાવામાં શું પસંદ છે. મને ખાવામાં ઘણું બધું છે જે પણ ખાવાનું ભૂખ લાગે એ સમયે જે ખાવા મળે એ જ પસંદ આપણને ના તમારી favourite dish તો હોય ને

બરાબર favourite તો બધી જ છે. હમ

બરાબર હ લીલા ચણાનું શાક કોરું આવે છે ને એ પછી પનીર સૌથી ઉપર પનીર રેસે પનીર વધુર વધાર ગમે પનીર પનીર ની કોઈ પણ item હોય એ ઉપર જ રેસે જેમ પછી જેમ કે

બરાબર slice ખાધી છે તમે

એક friend હતો એને ખવડાવી સરસ ફરીથી ખાવા ના લઇ ગયો friend ના એક જ વખત ખાઈ અમે લોકોએ હમ સરસ તમને શું ભાવે છે જમવામાં મારે તો favourite dish એજ છે આપડે પાવભાજી હોય ને

એ મને બૌ ગમે હમ બરાબર તો friend પાવભાજી ખાવા નથી લઇ જતો ગયા તા એક દિવસ ગયા તો મજા નતી આવી

હતો ફરીથી friend ને કેવાનું લઇ જશે હમ next time next time નો plan બને છે ને પાવભાજી ખાવાનો તો friend friend ને કો એટલે લઇ જાય એતો હા એતો જવાનું જ છીએ બરાબર પાવભાજી જ ભાવે હમ પાવભાજી favourite છે બીજું

હમ દાળ ચાવલ મારી favourite છે. પછી દાળ ઢોકળી નથી ભાવતી ના એ દાળ ઢોકળી તો નઈ ખાઈ જે જે ખાઈ dish એની ખબર છે કેમ કે ગુજરાતી dish તો વધારે ખાઈ નાઈ હું

એટલે જેટલું ખબર હોય એટલી બતાઉં તમને તો દાળ ઢોકળી નથી ખાધી એમ

બીજું તો આ તમારો favourite colour કોણ કયો પસંદ છે તમને જિંદગી કલારવાળી હોય તો favourite colour હોય ને ના ના આપડો favourite colour હોય ને જેવું red colour yellow colour આમાંથી પણ જિંદગીના જ colour ઉડી ગયા હોય તો પછી બધા colour પેરવા જ પડે ને ok સ્પષ્ટ colour કોઈ નઈ જિંદગી ના colour જ ઉડી ગયા હોય તો colourful જિંદગી કલર પેરવા માટે સારા કપડાં પેરવા માટે કે colourful કપડાં પેરવા માટે જિંદગીમાં colour તો હોવો જોઈએને હા તો પણ કશુક થયું છે તમારી life મેં કે આટલી serious વાત કરો છો તમેં ના રે ના એવું તો ઘણું બધું થયું છે

તો આટલું serious નઈ રેવાનું life ભગવાને આપી જેટલા દિવસ life હોય એટલા દિવસ enjoy કરવાં

તો દુઃખ સુખ તો લાગેલું હોય બરાબર મારી જેવા રેવાનું tension હોય તો બે ત્રણ minute ની tension હોય અને પછી tension ભૂલી જવાનું હમ સરસ તમારો best colour કયો છે. મારો તો best colour બે colour છે એક તો black colour અને sky blue આવે ને

એક છે બરાબર black colour તો બઉ ગમે છે મને black colour બઉ ગમે છે એમ હમ સરસ સારી બાત કેવાય black colour દરેક સાથે ચોંટી જાય બરાબર બ્લેક કલર common colour હોય ને light આવી જાય કોઈ પણ પેહરે તો હમ કોઈ પણ હોય તો પેહરે તો light આવી જાય હમ બરાબર બીજું બોલો બીજું movie બુવિ નો શોખ છે જોવાનો હા મુવી જોવાનો બઉ શોખ છે પણ મારો friend છે ને એને પસંદ નથી એટલે નઈ લઇ જતા એ. તો બીજા friend જોડે જવાનું એવું જરૂરી હે એ friend લઇ જાય તો બીજો કોઈ friend જ નઈ બીજો કોઈ friend જ નઈ પણ એ મારો જે friend છે ને બઉ serious ઇન્સાન છે એને ખબર પડી જાય ને કે બીજાની જોડે જઈ તો બોલ બોલ કરશે એટલે બરાબર ડરીને રેવું પડે કેમ કે એને ખબર હે આઇયા જે job કરું જે જગ્યા એ જગ્યાએ મને ના પડી છે કોઈની જોડે વાત નઈ કરવાની કોઈને જોડે મસ્તી નઈ કરવાની પણ પછી આઇયા કરવી પડે એને ખબર ના પાડે છે કે હું મસ્તી કરું છું ખબર પડી જાય તો મારો job ત્યાંથી બંધ કરી દેશે કે નઈ આવાનું કાલથી આતો બઉ બઉ કેવાય વધારે પડતું ના કેવાય. બઉ serious માણસ છે શું કરું પણ relation છે ને અમારા છ સાથ વરસની relation છે એટલે એટલે જ કરું છું બરાબર કરવું પડે દુનિયામાં આગળ લઇ જાય તમને એટલે જ તો એટલે કેમ કે છ સાત વરસની આપડે એક બે ત્રણ મહિનાની હોય તો ચાલે પણ છ સાત વરસની છે દુઃખ સુખ માં બધી બધી સાથ જ આપ્યો એટલે

સાચી વાત છે પસંદ કરતા હોય એની જ તો વાત માનવી પડે ને એની જ તો માનવી પડે ને. હમ

હમ family ને માનવાનું family માને તો બરાબર ના માને તો વાંધો નઈ સાચી વાત છે ટ્રે તો કરીયે અમે લોકો હમ બરાબર તો આપના friend જોડે નથી ગયા મુવી કોઈ દાડો જોવા. ના એમને movie જોવાનું કૌ છું હું જયારે રજા પડે મારી ત્યારે એને movie જોવાનું કૌ છું હું પણ એ નથી જતા એને નઈ પસંદ મુવી જોવાનું એટલે નઈ જતા ને મને નઈ લઇ જતા મને હમ હમણાં વાત કરી તો જ કીધું તું ને કે પંદર દિવસ પેલા address પૂછતાં તા અને કે આઇયા જાઉં છે bike લઈન એ પૂછતો તો એતો રજા હતા મારી તે મેં પૂછતી તી એને પછી કેતી કે હું એના અંદર બે ત્રણ વખત મને આઇયા મુકવા અને લેવા આયા તા ને તો મુકવા ને લેવા આયા તા તો એની જોડે લાઇસન્સ નથી ને બધું નથી તે પુલિસવાળા બે દિવસ પકડી લીધા જેટલી વખત લાલ દરવાજા આયાને તેટલી વખત પુલિસવાળા એ પકડી લીધા છે એટલે થોડું ડર થઇ ગયો છે એને કે લાલ દરવાજા નઈ આવાનું એને એવું કાઈએ કે નારોલ આવીજા નારોલથી જ્યાં જઉં હોય ત્યાં જવાનું પણ લાલ દરવાજા નઈ થોડું બીક લાગે એને લાઇસન્સ નઈ એની જોડે તો નારોલમાં પણ movie theatre હશે ને ના તે જગ્યાએ નથી નારોલમાંતો ના નથી મને એક દિવસ તો કે મને હું કૌ ચાલો movie જોવા તો એક દિવસ તો રજા મળે છે એક દિવાસમાંતો મારી સાથે જ રે મુવી જોવાનો time pass કરવાનો છે. એટલે આ વખત તો પાક્કું આ વખત તો કૌ હું લઇ જવા માટે કે હું મેં કોઈ દિવસ નઈ જોયું cinema hall કેવું છે કેવું હોય નથી જોયું એમ

cinema hall માં તો આપડી ઈચ્છા છે પણ સામેવાળાની ઈચ્છા નઈ ને એમની એટલે એમનું મોન રાખવું પડે છે તો એક વસ્તુ જણાવું

તમે એમની ખુશીનો ખ્યાલ રાખો છો કે નઈ જાઉં તો નથી જઉં તો બીજી બાજુ એ ખુશ રાખે છો હા એતો જરૂર હોય મારી જે કૌ એ કરે છે મારી જરૂર હોય એ કૌ એ માને મારી વાત મને એક cinema hall છોડીને જે જગ્યાએ કૌ એને લઇ જવાનું ત્યાં લઇ જાય. અને આધિ રાત્રે દસ વાગ્યા હોય ને બાર વાગ્યા હોય કૌ મારી તબિયત સારી નથી ત્યાંથી કૌ દવા લેતા આવો તો રાત્રે જે પણ કામ કરતા હોય તે કામ છોડીને પેલા જઈને દવા લઈને આવે મારા માટે એના પછી એ કામ કરે બરાબર સરસ બરાબર સરસ સરસ સરસ એટલે જ તો જેમ મુ એની સાથે ઉભા છું એ મારી સાથે ઉભા છે એટલે જ ને નકે મારા હું એની સુખમાં દુઃખમાં ખડા રૌ ઉભા રઉ સુખમાં ઉભા રઉ. અને એ મારા સુખમાં ઉભા રે દુઃખમાં ના ઉભા રે તો એવું relation થોડું હોય but એવું નથી બધી જ મારી સાથે રે છે. બરાબર ના ના સાચી વાત છે એવું જ હોઉં જોઈએ હમ બીજું બોલો. બીજું બોલો.